લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતાના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું
આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે
પ્રથમ આદેશ આપણે જોઈશું તે એચો છેનોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર પ્રકારસાદા કે કેપિટલને સંવેદનશીલ છે
જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે
આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છેટર્મિનલ ઉપર જઈએ
ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે
પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા હેલ્લો વર્લ્ડ લખો અને એન્ટર કળ દબાવો
આ આદેશ આપણે લખેલો સંદેશHello વર્લ્ડ પ્રદર્શિત કરે છે
એચો આદેશનો ઉપયોગ ચલ સંખ્યાની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે
પ્રોમ્પ્ટ ઉપર આદેશ એચો ખાલી જગ્યા મોટા અક્ષરમાં શેલ લખી એન્ટર દબાવો
આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે
આપણે એચો આદેશ સાથે એસ્કેપ સીક્વન્સીસ પણ વાપરી શકીએ છીએ
તે માટે આપણને લિનક્સમાં eસંયોગ ચિહ્ન ઈનો ઉપયોગ કરવો પડશે
સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે tનવી લીટી માટે n તથા c એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે
જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છેપ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ એચો ખાલી જગ્યા e ખાલી જગ્યા Enter એ commandc અને એન્ટર દબાવીએ
આપણે જોઈશું કે એન્ટર કમાંડ લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે
તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો
આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે ઉનમે આદેશ છેપ્રોમ્પ્ટ ઉપર ઉનમે ખાલી જગ્યા r લખીએ અને એન્ટર દબાવીએ
તમારું ઉપયોગકર્તાનું નામ જાણવાપ્રોમ્પ્ટ ઉપર વ્હો ખાલી જગ્યા એએમ ખાલી જગ્યા આઇ લખી એન્ટર દબાવીએ
જો સીસ્ટમ વિવિધ ઉપયોગકર્તામલ્ટીયુઝર ધરાવતા લક્ષણવાળું હોય તો વ્હો આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે
ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ
તેના માટે આપણી પાસે પાસવાડ આદેશ છેપ્રોમ્પ્ટ ઉપર p a s s w ડી લખીએ અને એન્ટર દબાવીએ
જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે
અહીંહું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું
જયારે તે યોગ્ય રીતે દાખલ થાયતમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે
પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું
પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાયપણ આ કાર્ય માત્ર મૂળ ઉપયોગકર્તા જ કરી શકે છે
તો હવે જોઈએ કે આ મૂળ ઉપયોગકર્તા કોણ છે
તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય
સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે મૂળ ઉપયોગકર્તા એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે
જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે દાતે આદેશ છે
ટર્મિનલમાં દાતે લખીએ અને એન્ટર દબાવીએ
તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે
આપણે જોઈ શકીએ છીએ કે દાતે આદેશ તારીખ અને સમય બંને આપે છેઆ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે
પ્રોમ્પ્ટ ઉપર દાતે ખાલી જગ્યા T લખી એન્ટર કળ દબાવીએ
000559 000504 તે કલાકમિનીટસેકંડ રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે
પ્રોમ્પ્ટ ઉપર દાતે ખાલી જગ્યા h લખી અને એન્ટર કળ દબાવીએ
તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે
પ્રોમ્પ્ટ ઉપર દાતે ખાલી જગ્યા m લખી અને એન્ટર કળ દબાવીએ
તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છેઅહીં તે ફેબ્રુઆરી મહિના માટે ૦૨ પ્રદર્શિત કરે છેઆને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો
પ્રોમ્પ્ટ ઉપર દાતે ખાલી જગ્યા y લખી અને એન્ટર કળ દબાવીએ
તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે
આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએઉદાહરણ તરીકેપ્રોમ્પ્ટ ઉપર દાતે ખાલી જગ્યા hy લખી અને એન્ટર કળ દબાવીએ
અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે
આને સંબંધિત અન્ય આદેશ સીએએલ છેસમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ વાર સૂચીકેલેન્ડર જોવામાં મદદ કરે છે
હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર સીએએલ લખી અને એન્ટર કળ દબાવીએ
મનમાંગ્યો કોઈ પણ મહિનોજેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર સીએએલ ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070 લખી અને એન્ટર દબાવો
આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ વાર સૂચી આપે છે
આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ
લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છેતો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું
ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકોડોક્યુમેન્ટ્સ અને પત્રોપેપર્સનો સંગ્રહ કરીએ છીએએ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક માહિતી સંગ્રહક પેટી છે
હવે ડિરેક્ટરી શું છે
ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય સબડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ
ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિતઓર્ગનાઈઝ કરવામાં મદદ કરે છે
જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે
જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએહોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા HOME લખીએ અને એન્ટર દબાવીએ
હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છેતે આદેશ પીડબ્લુડી છેપૂરું નામ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી છેપ્રોમ્પ્ટ ઉપર પીડબ્લુડી લખીએ અને એન્ટર દબાવીએ
એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએતેના માટે આપણી પાસે એલએસ આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે
એલએસ આદેશ લખીએ અને એન્ટર દબાવીએ
હવે પરિણામનું અવલોકન કરો
ફાઈલો અને સબ ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે
એલએસ ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છેચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએપ્રોમ્પ્ટ ઉપર એલએસ ખાલી જગ્યા all લખીએ અને એન્ટર દબાવીએ
આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છેઅહીં છુપાયેલી ફાઈલોના નામ બિંદુ દ્વારા શરુ થયેલ છે જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો l નો ઉપયોગ કરી શકીએ
આદેશ એલએસ ખાલી જગ્યા l લખી એન્ટર દબાવીએ
તે આપણને ફાઈલની પરવાનગીઓફાઈલ બનાવનારનું નામફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમયફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છેઆ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી
પછી આપણે જોઈશું કે એલએસ ઘણા વિકલ્પો ધરાવે છે
આ બધી માહિતીઓ પડદા ઉપર માત્ર બતાવવા કરતાઆપણે તેને ફાઈલમાં સંગ્રહિત કરી શકીએકોઈ પણ આદેશના પરિણામનો આપણે આ પ્રમાણે ફાઈલમાં સંગ્રહ કરી શકીએ આદેશ લખીએ જેની પાછળ જીટી અને ફાઈલનું નામ આવેઆદેશ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા જીટી ખાલી જગ્યા ફાઇલઇન્ફો લખી અને એન્ટર દબાવીએ
હવે બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની માહિતી ફાઈલ fileinfoમાં જતી રહેશે
પણ આ ફાઈલમાં રહેલ માહિતી આપણે કેવી રીતે જોઈ શકીએઆના માટે કેટ આદેશ વપરાશેઆદેશ લખીએ કેટ ખાલી જગ્યા અને ફાઈલનું નામજે અહીં ફાઇલઇન્ફો છે અને એન્ટર દબાવીએ
હવે તમે તેમાં રહેલ માહિતી જોઈ શકો છોવાસ્તવમાં catનો અન્ય મહત્વનો ઉપયોગ છે ફાઈલનું સર્જન કરવુંઆના માટે પ્રોમ્પ્ટ ઉપર આદેશ કેટ ખાલી જગ્યા જીટી ખાલી જગ્યા ફાઈલ નામ જે આપણે ફાઇલ1 લઈએ અને એન્ટર દબાવીએ
હવે જયારે આપણે એન્ટર દબાવીએ છીએ ત્યારે આદેશ ઉપયોગકર્તાના ઈનપુટની રાહ જુએ છે
હવે આપણે જે કઈ લખીશું તે આ ફાઈલમાં લખાશેતો ચાલો કઈ લખીએ
હવે ઈનપુટ સમાપ્ત કરવા એન્ટર દબાવીશું
હવે એકસાથે ctrl અને ડી કળ દબાવીએ
હવે ફાઈલ નામ જે અહીં ફાઇલ1 છે તે જો પહેલેથી હયાત હશે તો આપણે આપેલ ઈનપુટ આ ફાઈલમાં રહેલ લખાણ ઉપર લખાઈ જશે
જો તમારે હયાત file1ના અંતે તમારું આપેલ ઈનપુટ જોડવું હોય તો પ્રોમ્પ્ટ ઉપર આદેશ કેટ ખાલી જગ્યા જીટી ખાલી જગ્યા ફાઇલ1 લખી એન્ટર દબાવીએ
હજી ઘણા આદેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ પણ આ ક્ષણે અહીંયા સુધી જ સીમિત રાખીએહકીકતમાં આપણે જે આદેશોની ચર્ચા કરી તેઓ ઘણા વિકલ્પો અને શક્યતાઓ ધરાવે છે જે આપણે જોયા નથી
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છેમૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે